ક્ટચ ના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં તમે ક્ટચ અને ક્ટચ ઇન્ટરફેસ વિશે શીખશો
તમે શીખશો કે કેવી રીતે ચોક્કસપણે ઝડપથી અને અસરકારક રીતે કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે
તમે દરેક સમયે ટાઇપ કરતી વખતે નીચે જોયા વગર ટાઇપ કરતા પણ શીખશો
ક્ટચ શું છે
ક્ટચ એક ટાઇપિંગ ટ્યુટર છે
તે તમને ઑનલાઇન ઇન્ટરએક્ટિવ કીબોર્ડ વડે કેવી રીતે ટાઇપ કરવું તે શીખવે છે
તમે તમારી પોતાની ગતિથી ટાઇપિંગ કરતા શીખી શકો છો
તમે ધીમે ધીમે તમારી ટાઇપિંગ ઝડપની સાથે તમારી ચોકસાઈ પણ વધારી શકો છો
ક્ટચ માં તમારી પ્રેક્ટિસ માટે વિવિધ મુશ્કેલીઓના સ્તરો માં લેક્ચર અથવા ટાઇપિંગ નમૂનાઓ પણ છે
અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 1110 પર ક્ટચ આવૃત્તિ 171 નો ઉપયોગ કરી રહ્યા છીએ
તમે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી ક્ટચ સંસ્થાપિત કરી શકો છો
ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો
ચાલો ક્ટચ ખોલીએ
પ્રથમ તમારા કમ્પ્યુટર ડેસ્કટોપ પર ડાબા ખૂણે ટોચ ઉપર ડેશ હોમ ઉપર ક્લિક કરો જે રાઉન્ડ બટન છે
સર્ચ બોક્સ દેખાય છે
સર્ચ બોક્સમાં ક્ટચ ટાઇપ કરો
સર્ચ બોક્સ નીચે ક્ટચ ચિહ્ન દેખાય છે તેના પર ક્લિક કરો
ક્ટચ વિન્ડો દેખાય છે
વૈકલ્પિક રીતે તમે ટર્મિનલની મદદથી ક્ટચ ખોલી શકો છો
ટર્મિનલ ખોલવા માટે Ctrl અને ALT અને ટી કીઓ એકસાથે દબાવો
ક્ટચ ખોલવા માટે ટર્મિનલ માં આ આદેશ ટાઇપ કરો ક્ટચ અને Enter દબાવો
હવે પોતાને આ ક્ટચ ઇન્ટરફેસ સાથે પરિચિત કરીએ
મુખ્ય મેનુ ફાઇલ ટ્રેનિંગ સેટિંગ્સ અને હેલ્પ મેનુઓનો સમાવેશ કરે છે
ટાઇપિંગ પ્રેક્ટિસ માટે એક નવું સેશન શરૂ કરવા માટે સ્ટાર્ટ ન્યૂ સેશન પર ક્લિક કરો
ટાઇપ કરતી વખતે વિરામ માટે પૌસે સેશન પર ક્લિક કરો
તમારી ટાઇપિંગ પ્રોગ્રેસ જાણવા માટે લેક્ચર સ્ટેટિસ્ટિક્સ પર ક્લિક કરો
લેવેલ ટાઇપ કરતી વખતે વપરાયેલ કીઓની દ્રષ્ટિએ જટિલતા સ્તર સૂચવે છે
સ્પીડ તમે મિનિટ દીઠ કેટલા અક્ષરો ટાઈપ કરી શકો તે સૂચવે છે
કરેક્ટનેસ સૂચક ટાઇપિંગ ચોકસાઈની ટકાવારી દર્શાવે છે
ન્યૂ કેરેક્ટર્સ ઇન થિસ લેવેલ ફિલ્ડમાં તમે પસંદ કરેલ કક્ષાએ અભ્યાસ કરવા માટે જરૂરી અક્ષરો પ્રદર્શિત કરે છે
ટીચર્સ લાઇન ટાઇપ કરવા માટેના અક્ષરો પ્રદર્શિત કરે છે
સ્ટુડન્ટ્સ લાઇન તમે કીબોર્ડ દ્વારા ટાઇપ કરેલ અક્ષરો પ્રદર્શિત કરે છે
કીબોર્ડ કેન્દ્રમાં પ્રદર્શિત થયેલ છે
કીબોર્ડની પ્રથમ લીટી સંખ્યાઓ વિશિષ્ટ અક્ષરો અને બેકસ્પેસ કી દર્શાવે છે
લખેલા અક્ષરો રદ કરવા માટે બેકસ્પેસ કી દબાવો
કીબોર્ડની બીજી લીટી મૂળાક્ષરો થોડા વિશિષ્ટ અક્ષરો અને Tab કી નો સમાવેશ કરે છે
કીબોર્ડ ની ત્રીજી લીટી મૂળાક્ષરો કોલોન અર્ધવિરામ અને કેપ્સ લોક કીઓનો સમાવેશ કરે છે
ટાઇપ કરતી વખતે આગામી લીટી પર જવા માટે Enter કી દબાવો
મોટા અક્ષરો લખવા માટે કેપ્સલોક કી દબાવો
કીબોર્ડની ચોથી લીટી મૂળાક્ષરો ખાસ અક્ષરો અને શિફ્ટ કીનો સમાવેશ કરે છે
મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કોઈપણ મૂળાક્ષર કી સાથે શિફ્ટ કી દબાવો
કીની ટોચ પર આવેલ અક્ષર ટાઇપ કરવા માટે કોઈપણ કી સાથે Shift કી દબાવો
ઉદાહરણ તરીકે આંકડા 1 ની કી સાથે ટોચ પર ઉદ્ગાર ચિહ્ન છે
ઉદ્ગાર ચિહ્ન ટાઇપ કરવા માટે 1 સાથે Shift કી દબાવો
કીબોર્ડની પાંચમી લીટી Ctrl Alt અને ફન્કશન કીઓ ધરાવે છે તે સ્પેસબાર પણ સમાવે છે
હવે ક્ટચ કીબોર્ડ લેપટોપ કીબોર્ડ અને ડેસ્કટોપ કીબોર્ડ વચ્ચેનો તફાવત જોઈએ
નોંધ લો કે ક્ટચ કીબોર્ડ અને ડેસ્કટોપ અને લેપટોપમાં વપરાતું કીબોર્ડ સમાન છે
હવે કીબોર્ડ પર આપણી આંગળીઓની યોગ્ય જગ્યા જોઈએ
આ સ્લાઇડ જુઓ
તે આંગળીઓ અને તેમના નામો દર્શાવે છે
ડાબેથી જમણી તરફ આંગળીઓના નામ છે લિટલ ફિંગર રિંગ ફિંગર મિડલ ફિંગર ઇન્ડેક્સ ફિંગર અને થમ્બ કીબોર્ડ પર કીબોર્ડ ડાબી બાજુ પર તમારો ડાબા હાથમાં મૂકો
ખાતરી કરો કે નાની આંગળી મૂળાક્ષર એ પર છે રીંગ આંગળી મૂળાક્ષર એસ પર છે મધ્ય આંગળી મૂળાક્ષર ડી પર છે તર્જની આંગળી મૂળાક્ષર ફ પર છે
હવે કીબોર્ડની જમણી બાજુ પર તમારો જમણો હાથ મૂકો
ખાતરી કરો કે નાની આંગળી કોલોન સેમીકોલન કી પર છે રીંગ આંગળી મૂળાક્ષર એલ પર છે મધ્ય આંગળી મૂળાક્ષર કે પર છે તર્જની આંગળી મૂળાક્ષર જે પર છે
સ્પેસબાર દબાવવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો
તમે ક્ટચ પ્રથમ વખત ખોલો છો ત્યારે ટીચર્સ લાઇન મૂળભૂત ટેક્સ્ટ દર્શાવે છે
આ ટેક્સ્ટ વ્યાખ્યાન કેવી રીતે પસંદ કરવું અને ટાઇપિંગ લેશન કેવી રીતે શરૂ કરવું તે માટેની સૂચનાઓની યાદી આપે છે
આ ટ્યુટોરીયલના હેતુ માટે આપણે મૂળભૂત ટેક્સ્ટ ટાઇપ કરવાનું અવગણી અને વ્યાખ્યાન પસંદ કરીશું
જો કે તમે ટ્યુટોરીયલ રોકી શકો છો અને મૂળભૂત ટેક્સ્ટ ટાઇપ કરી શકો છો
હવે ચાલો ટાઇપિંગ લેશન શરૂ કરવા માટે વ્યાખ્યાન પસંદ કરીએ
મુખ્ય મેનુ માંથી ફાઇલ પસંદ કરો ઓપન લેક્ચર પર ક્લિક કરો
ટ્રેનિંગ લેક્ચર ફાઇલ પસંદ કરો ક્ટચ સંવાદ બોક્સ દેખાય છે
આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો root usr share kde4 apps ક્ટચ અને englishktouchએક્સએમએલ પસંદ કરો અને ઓપન પર ક્લિક કરો
નોંધ લો કે ટીચર્સ લાઇન હવે અલગ અક્ષરોના સમૂહને પ્રદર્શિત કરે છે
હવે ટાઇપ કરવાનું શરૂ કરીએ મૂળભૂત રીતે લેવેલ 1 થી સુયોજિત છે અને સ્પીડ ગતિ શૂન્ય સાથે સુયોજિત થયેલ છે
આ સ્તર માં ન્યૂ કેરેક્ટર્સ આ સ્તરમાં આપણે શીખીશું તે અક્ષરો પ્રદર્શિત કરે છે
નોંધ લો કે કર્સર સ્ટુડન્ટ્સ લાઇન માં છે
ચાલો કીબોર્ડની મદદ થી ટીચર્સ લાઇન માં પ્રદર્શિત થતા અક્ષરો ટાઇપ કરીએ
જેમ આપણે લખીએ છીએ અક્ષરો સ્ટુડન્ટ્સ લાઇન માં દર્શાવવામાં આવે છે
હવે સ્પીડ ફિલ્ડ જુઓ
જેમ તમે લખો છો તેમ ટાઇપિંગ ની ઝડપ પર આધારિત નંબર વધે અથવા ઘટે છે
જો તમે ટાઇપ કરવાનું બંધ કરો તો સ્પીડ કાઉન્ટ ઘટે છે
હવે નંબરો ૭ અને ૮ ટાઇપ કરો જે આ ટીચર્સ લાઇન માં પ્રદર્શિત નથી થયા
સ્ટુડન્ટ લાઇન લાલ થઇ ગયી છે
કારણ કે આપણે ટાઇપિંગમાં કંઈક ખોટું ટાઇપ કર્યું છે અથવા કોઈ ભૂલ કરી છે
ચાલો તે રદ કરીએ અને ટાઇપિંગ પૂર્ણ કરીએ

જયારે તમે લીટીના અંતમાં પહુંચો છો ત્યારે બીજી લાઇનમાં ખસેવા માટે Enter કી દબાવો
નોંધ લો કે ટીચર્સ લાઇન હવે ટાઇપ કરવા માટે અક્ષરોના આગામી સમૂહને પ્રદર્શિત કરે છે
સ્ટુડન્ટ્સ લાઇન લખેલા ટેક્સ્ટથી સાફ થયેલ છે
ચાલો ચકાસીએ આપણે કેટલું ચોક્કસાઈથી ટાઇપ કર્યું છે
કરેક્ટનેસ ફિલ્ડ તમારી ટાઇપિંગ ની ચોકસાઈ ટકાવારી દર્શાવે છે
ઉદાહરણ તરીકે 80 ટકા પ્રદર્શિત કરી શકે છે
આપણે પ્રથમ ટાઇપિંગ લેશન પૂર્ણ કર્યું છે
પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે લખવાનું શીખવું સારી વાત છે
એકવાર આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ
ચાલો નવું ટાઇપિંગ સેશન શરૂ કરીએ
સ્ટાર્ટ ન્યૂ સેશન ઉપર ક્લિક કરો
સ્ટાર્ટ ન્યૂ ટ્રેનિંગ સેશન અંદર ક્ટચ સંવાદ બૉક્સમાં સ્ટાર્ટ ફ્રોમ ફર્સ્ટ લેવેલ પર ક્લિક કરો
તમે શું જુઓ છો
ટીચર્સ લાઇન માં અક્ષરોનો એક સમૂહ દર્શાવવામાં આવે છે
સ્ટુડન્ટ્સ લાઇન બધા અક્ષરોથી સાફ થયેલ છે અને ખાલી છે
ટાઇપિંગ શરૂ કરીએ
પ્રેક્ટિસ કરતી વખતે તમે રોકવા ઈચ્છો અને પછી પુન શરૂ કરવા ઈચ્છી શકો છો
તમે તમારા સેશન કેવી રીતે અટકાવી શકો
પૌસે સેશન ઉપર ક્લિક કરો
નોંધ લો કે ઝડપ ઘટતી નથી
યાદ કરો કે આ ઘટે છે જયારે આપણે પેહલા નું સેશન અટકાવવા વિના ટાઇપિંગ બંધ કરીએ છીએ
ટાઇપિંગ ફરી શરૂ કરવા માટે ટીચર્સ લાઇન માં પ્રદર્શિત થયેલ આગલા અક્ષર અથવા શબ્દને ટાઇપ કરો
એકવાર ટાઇપિંગ પૂર્ણ કર્યા બાદ આપણે કરેક્ટનેસ ફિલ્ડ તપાસી શકીએ છીએ
તે ટાઇપિંગ ની ચોકસાઈ દર્શાવે છે
ક્ટચ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલ માં આપણે ક્ટચ ઇન્ટરફેસ વિશે શીખ્યા
આપણે કી બોર્ડ પર આપણી આંગળીઓ કેવી રીતે મુકવી તે પણ શીખ્યા ટીચર્સ લાઇન જોઈ લખો
અને પ્રથમ ટાઈપ લેશન પૂર્ણ કરો
અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે
ક્ટચ ખોલો
લેવેલ 1 માંનું ટાઈપીંગ લેશન પૂર્ણ કરો
આ સ્તર સાથે ટાઇપ કરીને પ્રેક્ટિસ કરો
કીઓ માટે યોગ્ય આંગળીઓ ઉપયોગ કરવાનું યાદ રાખો
નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર